નમસ્તે મિત્રો
ચાર્ટ્સ ઇન જીચેમ્ટેબલ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું એલિમેન્ટલ ચાર્ટ્સ એલીમેન્ટલ ચાર્ટ્સ અને કસ્ટમ ચાર્ટો કેવી રીતે બનાવવા આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 01210 જીચેમ્ટેબલ આવૃત્તિ 01210 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ એલીમેન્ટોનાં સામયિક ટેબલ અને જીચેમ્પેઇન્ટ જીચેમ્પેઇન્ટ પરનાં સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
ચાલો એક નવો જીચેમ્ટેબલ વિન્ડો ખોલીએ
દશ હોમ પર ક્લિક કરો
દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં જીચેમ્ટેબલ ટાઈપ કરો
પીરિયોડિક ટેબલ ઓએફ થે એલિમેન્ટ્સ આઈકોન પર ક્લિક કરો
વ્યૂ મેનુ પર ક્લિક કરીને એલિમેન્ટ્સ ચાર્ટ્સ પસંદ કરો
વિકલ્પોની યાદી દર્શાવતુ સબમેનુ ખુલે છે
electro નેગેટિવિટી પર ક્લિક કરો
પોલિંગ electro નેગેટિવિટી વિરુદ્ધ એટોમિક નંબર નો એક આલેખ દ્રશ્યમાન થાય છે
આલેખમાં ઉચ્ચ electro નેગેટિવિટી વેલ્યુ 4 છે
હું electro નેગેટિવિટી આલેખને બંધ કરીશ
તેજ રીતે વ્યૂ મેનુ અંતર્ગત વિવિધ આલેખો ઉપલબ્ધ છે એલિમેન્ટ ચાર્ટ્સ
હું મેલ્ટિંગ ટેમ્પરેચર આલેખ પસંદ કરીશ
મેલ્ટિંગ પોઇન્ટ વિરુદ્ધ એટોમિક નંબર નો એક આલેખ દ્રશ્યમાન થાય છે
આ આલેખમાં કાર્બન એ ઉચ્ચતમ ગલન બિંદુ ધરાવે છે
હું મેલ્ટિંગ પોઇન્ટ આલેખ બંધ કરીશ
હવે ચાલો શીખીએ કે કસ્ટમ આલેખ કેવી રીતે બનાવવું
વ્યૂ પર જાવ એલિમેન્ટ ચાર્ટ્સ પસંદ કરો અને કસ્ટમ આલેખ પર ક્લિક કરો
કસ્ટમાઇઝ ચાર્ટ વિન્ડો અને જીચેમ્ટેબલ ગ્રાફ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
કસ્ટમાઇઝ ચાર્ટ વિન્ડો ગ્રાફ હાયરાર્કી ત્રી ડાબી બાજુએ અને ગ્રાફ પ્રિવ્યૂ જમણી બાજુએ ધરાવે છે
ગ્રાફ હાયરાર્કી ત્રી ચાલુ ગ્રાફનાં ઘટકો અને તેમની અધિશ્રેણી દર્શાવે છે
પેનલમાં આપેલ બટનો વાપરીને અધિશ્રેણીમાં ફેરફાર કરી શકાવાય છે
ગ્રાફ પ્રિવ્યૂ દેખાય છે ગ્રાફમાં ફેરફારોની નાની આવૃત્તિ દર્શાવે છે ગ્રાફ હાયરાર્કી ત્રી માં તમે ગ્રાફ અને ચાર્ટ1 જોઈ શકો છો
મૂળભૂત રીતે ગ્રાફ પસંદ થયેલું હોય છે
હવે ચાલો પેનલને નીચે ખસેડીએ
અહીં બે ટેબો છે સ્ટાઇલ અને થેમે
મૂળભૂત રીતે સ્ટાઇલ ટેબ પસંદ થયેલું અહીં આપણી પાસે બે મથાળાઓ છે આઉટલાઇન અને ફિલ
આઉટલાઇન મથાળામાં 3 ડ્રોપ ડાઉન છે નામ છે સ્ટાઇલ કલર અને સાઇઝ
આ ડ્રોપ ડાઉનો ગ્રાફ ની આઉટલાઈન પ્રોપર્ટીઓને બદલવામાં મદદ કરે છે
સ્ટાઇલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને દર્શાવેલ લાઈન સ્ટાઈલોમાંની કોઈપણ એકને પસંદ કરો
ઉદાહરણ તરીકે હું લોંગ દશ પસંદ કરીશ
કલર ડ્રોપ ડાઉન બાણ પર ક્લિક કરીને ઉપલબ્ધ તમામ રંગો જુઓ
હું ગ્રીન રંગ પસંદ કરીશ
સાઇઝ નાં સ્ક્રોલ થનાર બાણ પર ક્લિક કરીને માપને 30 પોઈન્ટ વધારો
ગ્રાફ પ્રિવ્યૂ એઆરઇએ માં તમામ ફેરફારો જોઈ શકાવાય છે
આગળ ચાલો ફિલ તરફે જોઈએ
ફિલ અંતર્ગત આપણે ટાઇપ ડ્રોપ ડાઉન બટન જોઈ શકીએ છીએ
ટાઇપ ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો અને પેટર્ન પસંદ કરો
પેટર્ન નાં એટ્રીબ્યુટો નીચે દ્રશ્યમાન થાય છે
આમાં પેટર્ન ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ નો સમાવેશ થાય છે
દરેક એટ્રીબ્યુટ ડ્રોપ ડાઉન ધરાવે છે જે પસંદ કરવાના વિકલ્પો દર્શાવે છે
પેટર્ન ડ્રોપ ડાઉન પર ક્લિક કરો તમારા પસંદનું પેટર્ન પસંદ કરવા માટે
ઓરેન્જ રંગ પસંદ કરવા માટે ફોરગ્રાઉન્ડ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
બ્લેક રંગ પસંદ કરવા માટે બેકગ્રાઉન્ડ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
ગ્રાફ પ્રિવ્યૂ એઆરઇએ માં તમામ ફેરફારોનું અવલોકન કરો
તમે પોતેથી થેમે ટેબ વિકલ્પનું અન્વેષણ કરી શકો છો
હવે ચાલો ગ્રાફ હાયરાર્કી ત્રી માં ચાર્ટ1 પસંદ કરીએ
એડ બટન પર ક્લિક કરો
વિકલ્પોની યાદીમાંથી ટાઇટલ ટીઓ ચાર્ટ1 પસંદ કરો
ટેબોનો એક નવો સેટ નીચે ખુલે છે
મૂળભૂત રીતે દાતા ટેબ પસંદ થયેલ રહે છે
ટેક્સ્ટ ફીલ્ડમાં ચાર્ટનું શીર્ષક ટાઈપ કરો
હું એટોમિક માસ - ફ્યુઝન ટેમ્પરેચર ટાઈપ કરીશ
ફોન્ટ ટેબ પર ક્લિક કરો અહીં તમે ફોન્ટ પ્રકાર ફોન્ટ સ્ટાઇલ ફોંટની સાઇઝ અને ફોંટનો કલર બદલી શકો છો
હું ફોંટનું માપ 14 સુધી વધારું છું અને ફોંટનો રંગ મરૂન તરીકે બદલું છું
આગળ ટેક્સ્ટ ટેબ પર ક્લિક કરો
અહીં તમે ટેક્સ્ટની ઓરિએન્ટેશન બદલી કરી શકો છો
આવું 2 પ્રકારે થઇ શકે છે 1
પહેલું સીધેસીધું પ્રિવ્યુ વિસ્તારમાં ક્લિક કરીને
બીજું સ્ક્રોલરનો ઉપયોગ કરી એન્ગલ ફીલ્ડને બદલી કરીને
પોઝિશન ટેબ પર ક્લિક કરો
હું મૂળભૂત વેલ્યુઓને એવી જ રહેવા દઈશ
ગ્રાફ હાયરાર્કી ત્રી માં ચાલો પાછા જઈએ અને ચાર્ટ1 પર ક્લિક કરીએ નીચે આવેલ પેનલમાં અનુક્રમે ત્રણ ટેબો સ્ટાઇલ પોઝિશન અને પ્લોટ એઆરઇએ દેખાય છે
મૂળભૂત રીતે સ્ટાઇલ ટેબ પસંદ થયેલ રહે છે
ચાલો ફિલ પર જઈએ
ટાઇપ ડ્રોપ ડાઉનમાં યુનિકલર ગ્રેડિયન્ટ પસંદ કરો
ડાયરેક્શન ડ્રોપ ડાઉન પસંદ કરો અને તમારી પસંદનું ડાયરેક્શન પસંદ કરો એન્ડ ડ્રોપ ડાઉન પસંદ કરો અને તમારી પસંદનો રંગ પસંદ કરો
બ્રાઇટનેસ સ્લાઈડરને ડ્રેગ કરો ગ્રેડીએન્ટની પ્રકાશીયતા વધારવા માટે
પોઝિશન અને પ્લોટ એઆરઇએ ટેબોમાં આવેલ વિકલ્પોનું પોતેથી અન્વેષણ કરો
હવે ચાલો એડ બટન પર ક્લિક કરીએ
પ્લોટ ટીઓ ચાર્ટ1 પસંદ કરો
વિવિધ પ્રકારનાં આલેખો સાથે એક સબમેનુ ખુલે છે નામ છે ઝાય બબલ કોલોરેડક્સી અને ડ્રોપબાર
દરેક પ્રકારનાં આલેખ વિવિધ સબચાર્ટ વિકલ્પો ધરાવે છે
ચાલો ઝાય અને ઝાય લાઇન્સ ચાર્ટ વિકલ્પ પસંદ કરીએ
નીચે ટેબોનાં નવા સેટ ખુલે છે
મૂળભૂત રીતે સ્ટાઇલ ટેબ પસંદ થયેલ રહે છે
ઇન્ટરપોલેશન પર જાવ ટાઇપ સ્ક્રોલર પર ક્લિક કરો અને બેઝિયર ક્યુબિક સ્પ્લાઇન પસંદ કરો ફિલ પર જાવ
ટાઈપ સ્ક્રોલરમાં બાયકલર ગ્રેડિયન્ટ પસંદ કરો દાતા ટેબ પર ક્લિક કરો
ચાર્ટનું નામ આપેલ રીતે ટાઈપ કરો atomic માસ વીએસ ફ્યુઝન ટેમ્પરેચર
X એક્સ ધરી પર હું એટોમિક માસ પસંદ કરીશ
Y ય ધરી પર હું ફ્યુઝન ટેમ્પરેચર પસંદ કરીશ
માર્કર્સ ટેબ પર ક્લિક કરો
માર્કર્સ નો ઉપયોગ આલેખ પર બિંદુઓને માર્ક કરવા માટે થાય છે
માર્કર મથાળા હેઠળ આપણી પાસે શેપ ફિલ આઉટલાઇન અને સાઇઝ છે
ચાલો સર્કલ ને આકાર તરીકે પસંદ કરીએ
ફિલ રંગ બ્રાઉન તરીકે પસંદ કરો અને બાકી બચેલને મૂળભૂત તરીકે જ રહેવા દો
હવે ચાલો એપ્લાય બટન પર ક્લિક કરો
જોઈતું ચાર્ટ જીચેમ્ટેબલ ગ્રાફ વિન્ડો પર દ્રશ્યમાન થાય છે
ચાલો હવે આ ચાર્ટને એક ઈમેજ તરીકે સંગ્રહીએ
સૌ પ્રથમ જીચેમ્ટેબલ ગ્રાફ વિન્ડો પર ક્લિક કરો
ફાઇલ પસંદ કરો અને સવે એએસ ઇમેજ વિકલ્પ પર ક્લિક કરો
સવે એએસ ઇમેજ ડાયલોગ બોક્સ ખુલે છે
ફાઇલ ટાઇપ ને પીએસ ડોક્યુમેન્ટ તરીકે પસંદ કરો
ફાઈલ નામ તમારી પસંદ અનુસાર ટાઈપ કરો
હું ટાઈપ કરીશ my custom ચાર્ટ
મારી ફાઈલને સંગ્રહીત કરવાનાં સ્થાન તરીકે હું ડેસ્કટોપ ને પસંદ કરીશ
સવે બટન પર ક્લિક કરો અહીં મારું સંગ્રહ કરેલ ડોક્યુંમેંટ છે
ફાઈલ પર જમણું ક્લિક કરો અને ઓપન વિથ ડોક્યુમેન્ટ વ્યૂઅર વિકલ્પ પસંદ કરો
અહીં આ મારું ગ્રાફ છે
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા આપેલનાં એલીમેન્ટલ ચાર્ટો 1
ઇલેક્ટ્રોનેગેટિવિટી 2
ગલન બિંદુ અને કસ્ટમ ચાર્ટ્સ કેવી રીતે બનાવવા અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે
આપેલનું અન્વેષણ કરો 1
વિવિધ એલીમેન્ટલ ચાર્ટો 2
બીજા અન્ય ઝાય ચાર્ટ પ્રકારો 3
બબલ કોલોરેડક્સી અને ડ્રોપબાર ચાર્ટ પ્રકારો અને 4
ચાર્ટોને એસવીજી અને પીડીએફ ફાઈલ ફોર્મેટમાં સંગ્રહીત કરો
આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર